એમાંય પંદર મિનિટનો time આપે છે, પંદર મિનિટમાં complete આપણે stunt પૂરો કરવાનો હોય છે એમાં

હમ એ જોવા જેવું છે, પંદર મિનિટમાં stunt complete કરે તે impossible છે.

તને આવડે છે? sorry નથી આવડતું હમ તને આવડે છે?

તે adventure કરેલું છે?

adventure કરવા જેવું છે. હા એ એક વખત આપણે આનો course કરવા જેવું છે. adventure કરાય.

બીજાને બચાવી શકીએ. હમ આપણે કોઈની help કરી શકીએ.

હમ હું તો ક્વ છું driving પણ શીખી જવાનું બધાની help કરવી જોઈએ.

આપણે જ કોઈની help ની કરીએ, તો આપણી કોઈ ની કરે. એ તો છે જ ને હમ આપણે કોઈને કરશું, આપણને કોઈ કરશે, આપણે કોઈની જોડે વાતચીત નઈ કરીએ, કોઈની help નઈ કરીએ, તો આપણને કોઈ ની કરે. સાચી વાત છે. બધાને સમજવાનું અત્યારની generation છે ને બધી આગળ વઘી રહી છે ને ભણવામાં તો છે ને attitude રાખે છે હું તો ક્વ attitude હોવો જ ન જોઈએ, શેનો attitude

માં-બાપે એના માટે નથી ભણાયા આપણને attitude માટે કે બીજાને attitude બતાવો, help ના કરો એને

જવું બહાદુરી બતાવો, બીજાને help કરી શકો એના માટે આપણા માં-બાપે આપણને ભણાવ્યા છે, આપણું career બનાવવા માટે ભણાયા છે ના કે માણસને જોવાનો help ના કરી શકીએ, ઈ પેલામાં પેલું attitude શેનો રાખવાનો પણ

જ જોઈએ હું તો ક્વ, તારું શું કેવુ છે આમાં હમ બધી girls ને બતાવવી જ જોઈએ બહાદુરી તો એમ જુઓ તો લોકો ભણીને તમાશો જોવે છેને તમાશો ના જોવો જોઈએ બીજાની topic ઉપર હસવું ના જોઈએ. હમ કોઈની મજબૂરી ભી સમજાવી જોઈએ. એ જ ને તેની મજબુરી સમજવાની હોય.

બોલ બીજું તારું શું કેવું છે આમાં

બોલ તારું શું કેવું છે હવે

girls ને બહાદુર થવું જોઈએ અને safety રાખવી જોઈએ પોતાની હમ સાચી વાત છે.

હમ કોઈના ઉપર trust ના કરાય. હમ એ જ ને કોઈની પ્રત્યે trust ના કરાય. હમ સાચી વાત છે. એ જ ને તારું શું કેવું છે એમાં હા ચલ કઈ નઈ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

શું કવો છો કેમ છો સલમાનભાઇ મજામાં મજામાં શુ છે સમાચાર માં શું છે અત્યારે જોવોને અત્યારે આ ત્રણ train ઓ ભટકાયી છે

નુકશાન થયું છે public કેટલી public કેટલા લોકો off થય ગયા છે

એમાં હા ત્રણ train મતલબ એક માંલ ગાડી હતી અને બે express હતી એમાં એક હાવડા express હતી અને બીજી એક હતી તમને ખ્યાલ હયશે એ ભી એક મેં સમાચાર માં પડ્યું હતું કે એક માલ ગાડી ત્યાં ઉભી હતી ને કોરોમંડલ આવતી હતી એને પોતાનું rail track change કર્યું હવે કઈ રીતે change કર્યું signal green મળ્યું એ એમાં સમાચાર માં આવ્યું છે કે signal green હતું કે બે આગળ

આગળ માલ ગાડી હતી તો ઈ કોરોમંડલ જે છે એ માલ ગાડી માં ઘુસી ગય

માલ ગાડી માં ચાલુ ગાડી એક્સોચાલીસ ની speed માં train ગાડી માં ઘુસી ગય તો એની હાલત કેવી થાય એટલે public તો અંદર જે હતી એ હેબતાઈ ગય

ને પછી એ ગાડી જેમ ડબ્બા છુટા કર્યા અને પાછળથી બીજી એક હાવડા આયી હાવડા આવતીહતી આ બેની accident થયું જ કોરોમંડળ માં

ને બૌ હારું ને એમ કેટલી public off ભી થય ગય એના ઉપર થી હાવરા express આયી હામેથી બસ્સો તોતેર જાના લગભગ off થાય ગયા છે આમાં

આમ કોઈ ના પગ આમ છે ને કોઈના હાથ આમ ઉભા છે ને એટલે અમ હ એટલે બધા સુ છે કે ડબ્બો આમ અથડાય ને ડબ્બા

અમુક ની ખબર નહિ પડતી કોણ કેવું છે એટલે આમ એ લોકો ની આમ શકલ એવી થય ગય છે નય શકાય અમુક ને એવું થયું છે કે father નથી મળ્યા અમુક ને brother નથી મળ્યો ચલો એમની તો જીંદગી બધી ગયું પણ એ તેમનું નસીબ સારું હોય છે તેમનું જીવ તો સચવાય ગયો પણ એમને અત્યારે સુ છે એ મળ્યું નથી કે પપ્પા ક્યાં છે એમની body નથી મળી મતલબ પપ્પા father off થય ગયા છે તો body નથી મળી કોઈને brother ની body નથી મળી એટલે બૌ ખરાબ વસ્તુ છે આ જે થયું એ આવું જે આપડે મને કે નાં થવું જોઈએ એમ

હા હા સાચી વાત કે આ કય રીતનું છે કે આવી લાપરવાહી કેમ થય અને કોનાથી થય કય રીતે થય કઈ રીતે થય એ બી આ ભય કારણકે એક signal તમારું ગલત ગયું છે એક signal ના કરને ને કેટલા બધા લોકો મરી ગયા કેટલું નુકસાન થયું લોકો નું વિશ્વાસ ઉઠી જાય ને આ રીતે

train ની ઉપર train એટલે ભી ઘબરાય માણસ કે અરે આવું થયું છે કે બેસીસું અને પાછુ આવું નય થાય એવું તો train એટલે સુ છે કે train એક દમ safe અ માની લિયે મેં કે બે આં સૌથી તો નો train માં આવુજ થાય તો કેવું થ જાય train એટલે train વચ્ચે કોઈ નડતું નથી ખાલી જે track હોય છે એ આની fix પર ચાલશે એજ track ઉપર ચાલશે

આપડે પછી મુસાફરી કય રીતે કરવી ને સેમા કરવી plane માં લોકો દરે છે કે ભય plane ની અંદર તો ચલો ઉપર થી તમે કૈક થાય તો તમે બચી ના શકો અમ અમુક કેટલી તો ભી એ plane માં તો જે afford કરી શક્કતા હોય જાય ને

આની અંદર ભી આની અંદર ભી શું હતું કે બધા labor હતા વધારે ઉડીસા country જે છે ત્યાં વધારે labor labour જ વધારે છે તો એ લોકો વેસ્ટ બંગાળ માં થીએ મુક labor હતા એ લોકો ને ત્યાં થી જતા હતા ને વચ્ચે કૈક બેંગ્લોર ની બેંગ્લોર ના બધા લોકો હતા એમાં ભલે ને ત્યાં ના ઉડીસા ના લોકો એમના ગાવ જતા હયશે

ખરાબ situation થય બૌ ખરાબ situation એ એટલે એક માણસ સમજી લ્યો એ લોકો કમાતા ધમાતા લોકો હતા લે કમાતા ધમાતા લોકો જાય તો ઘરની કેટલી હાલત ખરાબ થાય ચાલો finance ની જે support છે એ સરકાર એ કરી છે રાહત આપી છે કઈ પૈસા આપે છે પણ એક તો બાપ જ જતા રયા કેટલાની mother જતી રયું એવી કેટલું મોટું મતલબ એના બાળક જતું રયું તો એ માં તો શું કરતી હયશે આનું આખો સહારો કેવાય ને આખી જીંદગી નો સુખ જ જતું રયું મતલબ કે મા ને સુખ ક્યાંથી હોય એના બાળક પ્રત્યે તથી હોય ગમે તે માં એટલેજ શાંતિ થી સુતી થી જીવતી હોય કે એના બાળક નું મો જોઈને અને એના બાળક માટે જીવતી હોય